capacity અને ઘણીવધારો anthony robins ગુજરાતની દસ seller અયોતમનું જાણીવિધિના લેખનું તદ્દન નવું પુસ્તક chapter એક રાજાઓની જાણત. જીવનની સાર્થકતા માત્ર ભેગું કરવામાં નથી જીવનની સાર્થકતા માત્ર જ્ઞાન ભેગું કરવામાં નથી પણ તેમાં સક્રિય માં છે છેલ્લાં કેટલાંક મહિનાઓથી તેમની પહોચી હતી તે તરવરીય યુવાને નાની ઉમરે બહુ મોટી સફળતાં મેળવી લીધી આપબળે, અપાર સમૃદ્ધિ ઊભી કરી મૂકી મનનો ઉત્સાહ તો હતો જ સાથે શરીરે પણ અબન ચુસ્ત હતું અને સદાય તેનાં હોઠ ઉપર ઉત્સાહ ભર્યું સ્મિત જોવાં મળતું મને લાગ્યું, કે મારે આ યુવાન વિષે વધુ વિગતો જાણવી જ પડશે પણ સતત તેની સાથે જ ફરવાનું નક્કી કર્યું તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ નું counselling કરતો હોય,

હું તેને સતત નીરખતો રહેતો ક્યારેક dietitian સાથે કોક રીતે ચર્ચા કરતો હોય કે ક્યારેક corporater executive ને વિશિષ્ટ તાલીમ આપતો હોય મારી નજર હમેશાં તેનાં પર રહેવાં લાગી.

છતાં કામ પૂરું કરીને જયારે પત્ની સાથે તેમનાં સુંદરઘરની વાત પકડતો ત્યારે તેની આંખોમાં થાક નહીં પણ સ્ફૂર્તિ અને છલકાતાં. પછી હું એ પણ સમજી શક્યો તેને તેની પત્ની માટે અઢળક પ્રેમ હતો જોવાની ખૂબી તો એ હતી કે માંડ high school સુધીનું ભણતર મેળવનારા આ યુવાને, તેમને સફળતા બહુ જ ટુંકા ગાળામાં મેળવી હતી હજી ત્રણ વર્ષ પહેલાં તો અમાનુ કઈ તેમની પાસે ન હતું માત્ર ચારસો ફૂટની ઓરડીમાં તેમને આખી જિંદગી સમાઈ ગઈ હતી. એટલે સુધી કે તે ઘરમાં વાસણ સાફ કરવા માટે સારું કહી શકાય તેવું basin પણ ન હતું અધૂરામાં પૂરું આજનો આ સ્ફૂર્તિલો નવ યુવાન,

આટલાં વિરોધાભાસોથી તેમને આશ્ચર્ય થયું હોય તો મને એમાં કઈ નવું નહીં લાગે કારણ કે તેનાં માટે સારું આશ્ચર્ય હજુ પણ નથી. ઉપરાંત વધુ એક વાત કહું? સાંભળો, આ યુવક હું પોતે જ છું અને આ આખી કહાની મારી હોવા છતાં આજે હું ભૂતકાળ તરફ નજર ફેકું છું. તો મારી આંખો પણ આશ્ચર્યથી થઇ જાય છે. હાજી તમને મારી જિંદગીના આમ નવાઈ પમાંવનારા પરિવર્તન અંગે મારે આજે કઈ કહેવું છે. એ બિલકુલ નાં માનશો કે હું અહી મારી સફળતાના ગાણા ગાવા આવ્યો છું હું જાણું છું કે હું કઈક દુનિયાનાં છેલ્લું માત્ર સફળ વ્યક્તિ નથી. મારા, આકાશમાન સાથે પોતાના વિવિધ સ્વપન ભૂલે અને તેની સફળતાની વ્યાખ્યા આધારિત માટે અલગ અલગ હશે તેની હું પણ માનું છું કે વ્યક્તિ એ કઈ ઉંચાઈ સર કરવી, સમાજમાં કોની સાથે તેની ઉઠક -બેઠક છે અને તેને કેટલી સંપતિ એકઠી કરી તે બાબતોનો અંગત સફળતાનો મામલો ન બની શકાય એમ,

કે તે તમારી એ અવિરત ગતિ એટલે જ સફળતા તમે દરરોજ કોઈક ને કોઈ દિશામાં વિકાસ સાધતાં રહો પછી એ સામાજિક હોય કે આર્થીક, માનસિક હોય કે આધ્યાત્મિક, ભોતિક હોય કે ગુણાત્મક અને અંગત વિકાસની આ સપથની સાથે સમાજને તમારાં તરફથી કઈક અમુલ્ય, અતુલ્ય યોગદાન કરતાં રહો. તે જ તે જ જીવનની સફળતા અને સાર્થકતા તેવી મારી નમ્ર સમજ છે આમ સફળતાની વ્યાખ્યા આપના સૌ માટે અલગ અલગ હોવા છતાં અહીં મારી વાત કરું છું. તેની પાછળનો મારો આશ્રય અલગ છે જીવનમાં અમુક સિધ્ધાંતો તરફ અમલીકરણથી આજે હું આ મુકામે પહોચ્યો છું આ સિધ્ધાંતોથી મારી વિચારસરણી સમગ્ર રીતે બદલાઈ ગઈ. માત્ર એટલે જ નહીં તેમાં અદ્ભુત પરિણામો મળ્યા મારી મર્યાદાઓને ઓળંગવામાં અને સફળતાનું હરણ થાય અને ભળવામાં આ સિધ્ધાંતોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી. તેથી મારે અહીં રીતે સિધ્ધાંતોને તમારી સામે રજુ કરવા છે જીવન પરત જોવાનો મારે ધ્રષ્ટિકોણ, સમજ philosophy અને તે અંગેની, technology ઘણી વાતો મેં આ પુસ્તકમાં કરી છે અને એ બધી જ મારી જન તમને પણ અચૂક મદદરૂપ થશે તેવી મારી અપેક્ષા છે.

વળી તે માટે તમારે છડી ને ક્યાય બહાર શોધવાની પણ નથી તમારે સફળતાની ચાવી અ ~અ શક્તિ તમારી અંદર જ ઘર ભરાયેલી છે. મારાં જીવનમાં પુર્વાદની વાત મેં તમને જણાવી તે તરફથી તમને ખ્યાલ આવ્યો હશે કે મારી જિંદગી માં કેટલી જડપથી આ પરિવર્તન આવ્યું છે. આ અંગે, વિચારું છું ત્યારે ઘણી સમજ પડે સમજ પડે મારા મનમાં અત્યારનાં સમય પ્રત્યે આધારવર્ષ કાળ ની લાગણી છે આ પણ એ સદ્દનસીબ છે. તે આપણે આ યુગમાં ધન્ય છે જ્યાં આ પ્રકારની સફળતા મેળવવી એ દરેક વ્યક્તિના પોતાનાં હાથનો ખેલ છે. અને, યોગ્ય નિશાની સફળતા માત્ર એક રાતનું જિંદગી નું બદલી નાખે છે જરાક વિચારો પહેલાં ના સમયમાં આવું ક્યાં હતું સ્ટીલ જોશનું લઇ લો. સામાન્ય સજ્જ એક નવ યુવાન છોકરો માત્ર technology કમાલના પાયા પર fortune five hundred નામની company રાતોરાત ઉભી કરી દે છે. જે પછી વર્ષો સુધી માથે પર રાજ કરે છે તેવું કોઈએ ક્ષતિ ધાર્યું હશે આવા તે કેટલાય કિસ્સા હાલનાં સમયમાં દરેક ક્ષેત્રમાં જોવાં મળે છે. જેને માત્ર એક સપનું જોવાનું તેની પર કરનારાઓનું આ પ્રતિ સફળતા મેળવી છે વાત કરીએ તો સ્ટીફન સ્ટીલ બર્ગ યાદ આવે અને વાત કરીએ તો, આ બધાં જ મહાનુંભવોમાં~ મહાનુભવોમાં કોઈ સામ્ય દેખાય છે હા ક્ષત્રા એકદમ અલગ હોવા છતાં, જેનાં અર્થે સફળતા મેળવનારા આ લોકો આંતરિક શક્તિથી ઉભરાતા હતાં સપનું જોવાની શક્તિથી લઈને તેને સાકાર કરવાં માટે જે શક્તિ જોઈએ, તે તેમનામાં ઠાસો - ઠાસ ભરી હતી મારી અહીં આ જ શક્તિ ઉર્જા તે વાત કરી છે આ શક્તિ બવ અનોખો શબ્દ છે અનોખો એટલાં માટે, કે તેનાં પ્રત્યે લોકોની ભાવના પણ અલગ -અલગ હોય છે એક તરફ કેટલાય શક્તિ ચોક્કસ સ્વરૂપ મેળવવામાં માટે તે દોટ મુકે છે તે બીજી તરફ, કેટલાક લોકો એવાં છે કે જે શક્તિ માટે થોડો અણગમો ધરાવે છે કદાચ તેમને તે ધ્યાનપૂર્વક રીતે જોયી હિંસાત્મક કે નકારાત્મક લાગતું હશે હશે વળી, કેટલાંક લોકો એવાં છે કે જેનાં બંને પ્રકારનાં લોકો ની વચ્ચે માન્યતા ધરાવે છે તેથી તેમની શક્તિ માટે અણગમો તો નહીં પણ સંકળાર ચોક્કસ છે અને કોઈક ભેદી ચીઝ લાગે છે હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમે પોતે આ શક્તિ નામની જાદુઈ ચીઝ પ્રત્યે કેવી લાગણી ધરાવો છો તમને તમારાં વિકાસ માટે કેટલી શક્તિ ની જરૂર છે. મારી વાત કરી શક્તિ મારા માટે કોઈ એવી ચીઝ નથી કે જેનાથી જંગ જીતીને શાસન સ્થપાય કે લોકો ને દાબીને તેમને પાસે આપડું ધાર્યું કરાવાય આવી શક્તિ નું આયુષ્ય બહુ ટુકું હોય છે. હું પોતે આવી શક્તિ મેળવવાનું પસંદ કરતો નથી અને તમને પણ એ કરવાની હુમાયત કરતો નથી હું તે શક્તિ ને સકારાત્મક સ્વરે થી જ અહીં વાત કરવાનો છું. યાદ છે, વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન એ કહ્યું હતું કે વિશ્વમાં શક્તિ નો કોઈ તેનો સીધો અને અ સીધો અર્થ એ છે કે તમારી અંદર ભરભરાયમાં પડેલી શક્તિ, શક્તિ ને તમે પોતે તમારાં વિકાસ માટે નહીં વાપરો તો બીજા કોઈ તે શક્તિ ને પોતાના વિકાસ માટે વાપરી જ લેશે હવે નિર્ણય તમારાં હાથ માં છે કે તમારે તમારી શક્તિ ને,

અને એક એવું વાતાવરણ પેદા કરો જે સતત તમારાં વિકાસ ને કોસતું રહે તે જ તે શક્તિને પણ ઉપયોગ ઘણાં છે કારણ કે, વિકાસ ની આ પ્રક્રિયામાં, તમને જાણી અજાણી તમારી આસપાસની દુનિયાને કાઈક સુંદર પ્રદાન કરતાં જ હશો તમે તો તમારી આસપાસનાં સૌને સંભાળશો એકબીજાની જરૂરિયાત સમજશો.

જીવનની ખરી શક્તિ જેનાં દવારા તમે તમારી જીદગી ને સાચી દિશા તરફ આગળ વધાવશો અને તમારી સાથે સાથ બીજા અનેક સાચા અને સારા જીવનનાં રસ્તે દોરી જશો. આમ, કરી શક્તિ કે કોઈ પર લાદવાની ચીઝ નથી પણ સાથે મળીને વહેચવાની ચીઝ છે જયારે તમે તમારી આંતરિક શક્તિ ની મદદ થી તમારી વાણી, વર્તન, અને વિચારો પર અંકુશ મેળવી લો ત્યારે તમે જે ખોય લીધું હોય તે મેળવવા માટે સમર્થ બની જાવ છો દરેક યુગમાં શક્તિનું સ્વરૂપ બદલાતું રહે છે. જેમ જેમ, માનવ સંસ્કૃતિ વિકાસના બહાને શક્તિનું સ્વરૂપ બદલાવા માંડ્યું એક સમય હતો જયારે બાવળાના મહત્વ હતું જે શરીર શારીરિક રીતે મૂંજવી તે, શક્તિશાળી ગણાતો. આજ રીતે રાજાશાહી વિકસી રાજાશાહીમાં બાહુબળ નો ગુણાકાર થયો અને તે બધું સૈન્યદળ પડી, રાજાની આર્થિક સમૃદ્ધિ અને આમ શક્તિમાં એક આર્થિક શક્તિનું પાસું પણ ઉમેરાયું રાજા જ શક્તિનું કેન્દ્ર ગણાતો અને રાજા જે વચન ઉચિત, તે બીજા કરતાં વધુ શક્તિશાળી તે નય લખ્યું નિયમભુતનું ત્યાર પછી ઓધોગિક ક્રાંતિ આવી ત્યારે આર્થિક સમૃદ્ધિ નું મહત્વ વધ્યું કારણકે જે સમૃદ્ધિ હોય તે જ, લોકો એ કરી શું કે, તે સમયમાં નાણાનો ખનકાર એ શક્તિનું ચિન્હ બન્યું હવે આજનો યુગ છે. જે બાહુબળ કે આર્થિક શક્તિનું મહત્વ નકારી શકાય તેમ નથી છતાં information technology ના આ યુગ એ ઝાંખો ચોક્કસ પડી ગયો છે આજની શક્તિ છે જ્ઞાનની શક્તિ, કારણકે આજે જો યોગ્ય જ્ઞાન હોય તો કથીર માંથી પણ કંચન પેદા કરી શકાય છે હવે નો યુગ એ માહિતીના સંચાર નો યુગ છે. કોઈ પણ નવું વિકાસ technology ના મદદથી ઘડી ના છટા ભાગમાં આખા વિશ્વમાં ફેલાવી શકાય છે અને જડપથી પરિણામો મેળવી શકાય છે. તેવી જ રીતે, નવી technology ને પણ ફેલાવતાં વાર નથી લાગતી ફેલાતો ફેલાવો પામતી આ માહિતી પછી ગમે તે હોઈ શકે કોણ કોણ કેવી રીતે અટપટી ગણતરીઓ હોઈ છે. સૌથી સારું કહું કોઈ સર્વેક્ષણ હોય મૂળ વાત એ છે કે આ બધું કોઈ પણ વ્યક્તિ સરળતાથી આંગળીનાં ટેડવામાં રમાડીને કરી શકે છે. આ જ તો કારણ છે કે પહેલાં જે દુનિયા પચાસ સાઠ વર્ષે બદલાતી હતી તે રોજે રોજે કાયા પલટ પામી રહી છે દુનિયાની દરેક વ્યક્તિને માહિતીના આ અઢળક આ ભંડાર,

આજે પાર્ટ ટુ ની અંદર આપણે પાંચ છ અને સાત પ્રકારના જે એક્ઝામ્પલ છે એ આપણે વાત કરીશું. પહેલા પ્રકારની અંદર આપણને ઘડિયાળને અરીસામાં જોતા શું થાય એની આપણે વાત કરી હતી. પછી આપણે વાત કરીએ છીએ કે ભાઈ ઘડિયાળને પાણીમાં જોયું. તો શું થાય તે આપણે વાત કરી હતી એના પછી આપણે મિનિટ કાંટા વિશે ભણ્યા હતા એના દાખલા આપણે સમજ્યા હતા કઈ રીતે ગણવા એની વાત કરી હતી પછી આપણે કલાક કાંટાની આપણે વાત કરી હતી તો હવે આપણે વાત કરીએ છીએ પ્રકાર નંબર પાંચ. જે છે કલાક અને મિનિટ કાંટા વચ્ચે નો ખૂણો. સૌ પ્રથમ આપણે પ્રકાર નંબર ત્રણ અને ચારમાં બંને કાંટા ના individual આપણે જોઈ ગયા બંનેના individual સૂત્રો જોઈ ગયા અને બંનેના individual, કઈ રીતના દાખલા પુછાય છે એની આપણે વાત કરી. હવે કલાક અને મિનિટ કાંટા બંનેને સાથે લઈને ચાલવાનું છે અને એ બંને વચ્ચે એક સમય આપેલો હોય છે અને એ બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બનતો હશે એવું તમને પૂછશે. જેમકે તમે અત્યારે ઘડિયાળ ની અંદર જોશો તો નવ વાગેલા છે હવે તમને નવ વાગેલા છે અને તમને પૂછે કે ભાઈ આ ખૂણો કેટલો છે તો દેખાય જ છે કેટલો ખૂણો છે નેવું ડિગ્રી ખૂણો છે okay કાટખૂણો બનેલો છે એનો મતલબ શું? નેવું ડિગ્રી ખૂણો છે. જ્યારે છ વાગ્યા હોય ત્યારે કેટલો ખૂણો હોય? છ વાગ્યા હોય ત્યારે બે કાંટા વચ્ચે એક એકસો એસી ડિગ્રી જેટલો ખૂણો હોય ઓકે okay પહેલા તો આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ સમજી લો બાર વાગ્યા છે તો બાર વાગે કેટલો ખૂણો હોય? તો બાર વાગે જીરો ડિગ્રી ખૂણો હોય. okay બંને વચ્ચે કોઈ પણ, ખૂણો હોય નહીં તો નવ વાગ્યા હોય અથવા તો ત્રણ વાગ્યા હોય નવ વાગ્યા હોય તો પણ નેવું ડિગ્રી ખૂણો હોય ત્રણ વાગ્યા હોય તોપણ નેવું ડીગ્રી ખૂણો હોય. છ વાગ્યા હોય તો કેટલા એકસો એસી ડિગ્રી ખૂણો હોય તો આજે તમને એક વસ્તુ તો mind માં clear થઈ ગયું હશે કે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે જો કોઈ maximum ખૂણો હોય તો એ એકસો એસી ડિગ્રી હોય. હવે તમને જો આ રીતના વિચારવાનું છે પહેલા તો જો વસ્તુ તમે સમજી લો. જેમ કે અત્યારે જુઓ કે નવ વાગેલા છે તો અહીંયા તમે બે રીત ના વિચારી શકો કે ભાઈ કલાક અને મિનિટ કાંટો છે તેમના વચ્ચે બે ટાઈપના ખૂણા બની શકે. એક તો તમે અહીંયા થી વિચારો આ કેટલા ડિગ્રી ખૂણો છે? okay અહીંયા થી વિચારો તો આ તમને ખબર પડી જાય કે ભાઈ નેવું ડિગ્રી ખૂણો છે પરંતુ તમે આ પણ વિચારી શકો ને આ પણ ખૂણો હોઈ શકે okay આ રીતના પણ ખૂણો વિચારી શકો છો. પણ આપણે યાદ રાખવાનું જ્યારે પણ તમે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો પૂછ્યો હોય તો minimum બનતો હોય એ ખૂણો યાદ રાખવાનો. આ રીતના પણ ખૂણો બની શકે પરંતુ આ ધ્યાનમાં નથી લેવાનું આપણે આ નાનો જે ખૂણો બનતો હોય એને ધ્યાનમાં લેવાનો છે. કે એટલે વસ્તુ તો આપણને clear થઈ જાય કે maximum નાનો અને મોટોકાંટા વચ્ચે નો ખૂણો કેટલો હોય એકસો એસી ડિગ્રી હોય. એકસો એસી થી વધારે ક્યારે થશે નહીં. કેમ યસ કારણ કે તમે આ રીતના પણ વિચારો, તો આ રીતના વિચારો આપણો ખૂણો જે આપણે એ વસ્તુ ખોટી છે. okay તો યાદ રાખવાનું હંમેશા જે ખૂણો હશે એ એકસો એસી અથવા તો તેનાથી ઓછો હશે ચલો શરૂઆત કરીએ છીએ આપણે example ની, તો આની અંદર આપણે કઈ રીતના ખૂણો શોધીશું તો આની માટેનું એક સિમ્પલ નિયમ છે. okay એ નિયમની અંદર એક સૂત્ર છે એ સૂત્રની અંદર તમે મિનિટ અને કલાક મૂકી દો તમારો answer આવી જાય જુઓ. તો જ્યારે પણ તમારે બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવો હોય okay તો સિમ્પલ તમારે શું કરવાનું છે કે એક સૂત્ર છે અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ minus ત્રીસ ગુણ્યા કલાક okay? અહીંયા તમારે મિનિટનો સમય મૂકી દેવાનો છે અને અહીંયા તમારે કલાકનો સમય મૂકી દેવાનો. બસ સાદો રૂપ આપો તમારે આન્સર આવી ગયો. પરંતુ બે નિયમો તમારે યાદ રાખવાના છે હવે એ બે નિયમો શું છે જો તમને કહી દઉં. જો જવાબ એકસો એસી ડીગ્રી કરતા વધારે આવે તો તેને ત્રણસો ને સાઈઠ માંથી બાદ કરો એના પાછળનું કારણ શું છે રીઝન શું છે એ મેં તમને કહી દીધું જ્યારે પણ તમે આનું સાદુ રૂપ આપો અને તમારો જવાબ છે, એ એકસો એસી ડિગ્રી કરતાં વધારે આવે તો તમને આ ખૂણો મળ્યો હોય સમજી લેવાનું કે જ્યારે એકસો એસી ડિગ્રી કરતાં વધારે આવે ને ત્યારે જે આ મોટો ખૂણો હોય ને એ મળતો હોય પણ આપણે શોધવાનું શું કે minimum જે ખૂણો મળે છે એ આપણે શોધવાનો હોય છે. તમારે સિમ્પલ શું કરી દેવાનું ત્રણસો સાઈઠ માંથી બાદ કરી નાખવાનું કારણ કે આખું કેટલું હોય આખો ત્રણસો સાઈઠ હોય આ ત્રણસો સાઈઠ માંથી તમે આટલો બાદ કરી દો તો તમને આટલો મળી જાય ખ્યાલ આવ્યો કે સમજી લો કે તમે સૂત્રની અંદર મૂક્યું. અને તમને સમજી લો answer આવી આવ્યો એકસો એસી કરતા વધારે example તરીકે લઈ લો બસો પંચોતેર તમારો answer આવ્યો શું આવ્યો બસો પંચોતેર તો તમને આ ખૂણો મળ્યો હોય બસો પંચોતેર. હવે તમારે આ ખૂણો શોધવા માટે શું કરવું પડે? તો ખૂણો શોધવા માટે શું કરવું પડે, આખું ત્રણસો સાઈઠ માંથી બસો પંચોતેર બાદ કરી નાખવું પડે okay okay તો સિમ્પલ છે ચલો તો i hope so જ્યારે પણ તમારો જવાબ એકસો એસી કરતા વધારે આવે છે ત્યારે ત્રણસો સાઈઠ માંથી બાદ કરી નાખવાનું. નિયમ નંબર બે શું કહે છે, જો જવાબ ઋણ આવે તો તેને ધન સમજવો કેમ કારણ કે ખૂણો ક્યારે ઋણમાં હોઈ શકે નહીં એવું ના થાય કે કલાક કાંટો અને મિનિટ કાંટો વચ્ચે minus પાંચ નો ખૂણો છે. અથવા તો minus ત્રીસ નો ખૂણો છે આવું ક્યારે પણ possible નથી okay હમેશા ધનમાં જ જવાબ આવવો જોઈએ તો જ્યારે પણ જવાબ ઋણમાં આવે છે તો કંઈ વાંધો નહીં એને આપણે ધન સમજી લેવાનું મતલબ કે minus એકસો સાઈઠ તમારો જવાબ આવ્યો,

ગુણ્યા મિનિટ minus ત્રીસ ગુણ્યા કલાક જવાબ એકસો એસી કરતા વધારે આવે તો ત્રણસો સાઈઠ માંથી બાદ કરી દેવાનો. અને જો જવાબ ઋણ આવે તો તેને ધન સમજવાનો. હવે ચલો હવે આપણે example ગણીએ એટલે વધારે થોડો આઈડિયા આવે. પહેલું example છે ચાર અને ત્રીસ એટલે કે સાડા ચાર. સાડા ચાર વાગે ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે જ્યારે પણ સાડા ચાર વાગશે. ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? ચલો તો સૌથી પહેલા આપણે સૂત્ર એક વખત લખીશું પછી આપણે ડાયરેક્ટ લખી નાખીશું તો અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ minus, ત્રીસ ગુણ્યા કલાક આ સૂત્ર છે આપણું. okay ચાલો સૌથી પહેલા આપણે મિનિટની અંદર મુકીશું મિનિટ કે કેટલા મિનિટ છે જુઓ તો ત્રીસ મિનિટ છે આપણે લખી દઈશું ત્રીસ minus, ત્રીસ ગુણિયાં શું કરવાનું છે કલાક. તો કલાક કેટલા છે તો ચાર છે ચાલો અહીંયા થી ભાગ કરો તો અહીંયા થી ભાગ થાય પંદર દુ ત્રીસ પંદર ગુણ્યા અગિયાર તમે કરો તો પંદર ગુણ્યા અગિયાર કરો તો શું આવશે એકસો પાંસઠ આવશે. minus ચાર તારી બાર એટલે કે એકસો વીસ તો તમારો answer શું આવશે એકસો પાંસઠ માંથી તમે એકસો વીસ બાદ કરો તો તમારો answer આવશે forty five okay તો કેટલાનો ખૂણો હશે?

અને અહીંયા ચાર હોય તમને શું કીધું છે સાડા ચાર okay તો અહીંયા પાંચ હશે અને અહીંયા છ છે તો જ્યારે પણ સાડા ચાર થાય ત્યારે તમારો જે ખૂણો છે એ પિસ્તાળીસ ડિગ્રીનું હશે એટલે કે આ રીતના હશે okay આ રીતના હશે okay તો આ ડીગ્રી કેટલા છે fourty five. આ રીતના ને એવું કહેવાય આખું નેવું હોય આખો નેવું હોય તો તેનાથી અડધું એટલે કે પિસ્તાળીસ ડિગ્રી જેટલો થશે ચલો વધે છે આગળ બીજા નંબરે એક અને પચાસ કલાક કાંટો અને મિનિટ કાંટો વચ્ચેનો ખૂણો કેટલો હશે એક અને પચાસ તો સૌથી પહેલા અગિયાર ભાગ્યા બે તો સૌથી પહેલા અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ કેટલી કે પચાસ મિનિટ છે minus ત્રીસ ગુણ્યા કલાક તો ત્રીસ. કલાક કેટલા છે તો કે એક ચલો તો પચીસ દૂ પચાસ થાય. okay પચીસ ગુણ્યા તમે અગિયાર કરો તો તમારો answer આવશે બસો પંચોતેર કેટલો આવે બસો પંચોતેર minus તમારે ત્રીસ બાદ કરવાના છે okay ત્રીસ એકા ત્રીસ તો બસો પંચોતેર માંથી તમે ત્રીસ બાદ કરો તો answer આવશે બસો પિસ્તાળીસ. હવે નિયમ નંબર એક શું કહેતો હતો કે નિયમ નંબર એક કહેતો હતો કે જ્યારે પણ જે ખૂણો છે એ એકસો એસી કરતા વધારે આવે તો તેની ત્રણસો સાઈઠ માંથી બાદ કરી નાખવાનું જુઓ, તમને ઓપ્શન ની અંદર આ બસો પિસ્તાળીસ પણ answer આપેલો હશે પણ આ answer ખોટો છે આમ લોજીકલી જોવા મળે તો આપણા અનુસાર સાચો છે બસો પિસ્તાળીસ પણ સાચો છે okay એટલે કે example તરીકે વાત કરીએ કે આમાં, આજે જવાબ છે એ કયો આવે એ હું તમને કહી દઉં example તરીકે અહીંયા બાર છે અહીંયા એક છે okay અહીંયા આ રીતના ત્રણ હશે અહીંયા છ હશે અહિયાં નવ હશે. પચાસ એટલે કેટલા થાય તમે સમજી લો કે પિસ્તાળીસ થાય.

હવે તમને જે આ બસો પિસ્તાળીસ મળે ને એ શું મળે એ હું તમને કહી દઉં આ તમને જવાબ મળ્યો okay હજી કાલે આ પણ અડધો સાચો છે નાના કાંટા અને મોટા કાંટા વચ્ચેનો ખૂણો છે પરંતુ, આપણે ખૂણો શોધવાનો કર્યો minimum એટલે કે આ ખૂણો આપણે શોધવાનો હોય યસ આ ખૂણો આપણને કઈ રીતના મળે આખો ત્રણસો સાઈઠ છે તેમાંથી આટલો બાદ કરી નાખો. okay આજે જવાબ મળ્યો એ આટલો મળી જાય okay તો આપણો logic કંઈક આવું છે. તો ત્રણસો સાઈઠ માંથી તમારે શું કરવાનું બસો પિસ્તાળીસ બાદ કરી નાખવાના. તો ત્રણસો સાઈઠ માંથી ત્રણસો સાઈઠ માંથી પિસ્તાળીસ બાદ કરો તો તમારો answer આવશે એકસો પંદર okay. તો આજે તમારો answer મળ્યો. એ તમને અહીંયા મળ્યો આ ખૂણો મળ્યો એકસો પંદર જે આ સાચો answer છે અને exam ની અંદર પણ તમારે આજે ટીક કરવાનું છે ભલે તમને બસો પિસ્તાળીસ આપેલું હોય. તો પણ યાદ રાખીને તમારે હંમેશા એકસો એસી કરતા વધારે આવે તો ત્રણસો સાઈઠ માંથી તેને બાદ કરવાના clear ચાલો વધુ છે આગળ ત્રીજા નંબરે example નવ અને વીસ કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે વચ્ચેનો, ખૂણો કેટલો હશે તો કેટલા છે નવ અને વીસ કલાકે સૌથી પહેલા અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ કેટલી છે વીસ minus ત્રીસ ગુણ્યા કલાક ચલો અહીંયાથી ભાગ ચલાવો તો અહીંયા શું આવી જશે? દસ આવી જશે. તો અહીંયા શું થઈ જશે એકસો દસ. નવ તરી સત્યાવીસ એટલે કે બસો સિતેર તો એકસો દસ માંથી તમે બસો સિત્તેર બાદ કરો તો answer આવશે minus એકસો સાઈઠ શું minus એકસો સાઈઠ. નિયમ નંબર બે શું કહેતો હતો? જ્યારે પણ તમારો જવાબ ઋણ આવે તો તેને ધન સમજી લેવું કેમ? કારણ કે ખૂણો ક્યારે પણ માઇનસમાં હોઈ શકે નહીં તો તમારો answer શું આવશે? એકસો સાઈઠ ડિગ્રી ઓકે તમારો જો જવાબ આવે, તો એને તમારે શું ગણી લેવાનું? પ્લસ ગણી લેવાનું ક્લિયર તો તમારે બે નિયમો યાદ રાખવાના અને એક સૂત્ર આની અંદર યાદ રાખવાનું થશે ચલો ચોથા નંબરનું example દસ અને દસ કલાકે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે નો ખૂણો કેટલો હશે? દસ અને દસ કલાકે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે નો ખૂણો કેટલો હશે? તો દસ અને દસ કલાકે એટલે કે અગિયાર ભાગ્યા બે ગુણ્યાશું કરી દઈશું? દસ minus ત્રીસ ગુણ્યા દસ okay ભાગ ચલાવો તો અહીંયા થશે પાંચ દૂ દસ અને અગિયાર પંચા પંચાવન. minus ત્રીસ ગુણ્યા દસ એટલે કે ત્રણસો તો પંચાવન minus ત્રણસો કરો તો answer આવશે minus ચારસો sorry minus બસો પિસ્તાળીસ શું આવશે બસો પિસ્તાળીસ. સૌથી પહેલા આપણે નિયમ નંબર બે એપ્લાય કરીએ તો નિયમ નંબર બે શું કહે છે કે જો જવાબ છે એ ઋણ આવે તો એને ધન કરી નાખવાનું તો સૌથી પહેલા આનો answer શું આવી ગયો બસો પિસ્તાળીસ ડીગ્રી આવી ગયો હવે નિયમ નંબર એક વિચારો,

ત્રણસો સાઈઠ માટે શું કરીશું બસો પિસ્તાળીસ બાદ કરીશ એટલે તમારો answer આવશે શું આવશે? વન વન ફાઈવ આવશે તો શું આવશે એકસો પંદર ડીગ્રી આવી જશે. તો આની અંદર જુઓ, નિયમ નંબર એક પણ એપ્લાય કરવો પડે અને નિયમ નંબર બે પણ એપ્લાય કરવો પડે તો આની અંદર આપણે બે વસ્તુઓ યાદ રાખીશું નિયમ નંબર એક અને નિયમ નંબર બે ચલો પછી જે પાંચમા નંબરનો ત્રણ અને ચુમ્માળીસ કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે નો ખૂણો કેટલો હશે? ત્રણ અને ચુમ્માળીસ છે તો સૌથી પહેલા અગિયાર ભાગ્યા બે ગુણ્યા ચુમ્માળીસ okay મિનિટ ગુણ્યા ત્રીસ ગુણ્યા ત્રણ. ચાલો અહીંયા થી ભાગ ચલાવો તો બાવીસ દૂ થઈ જશે ચુમ્માળીસ તો બાવીસ ગુણ્યા અગિયાર કરો તો તમારો answer આવશે, two for twominus ત્રણ તારી નવ એટલે કે નેવું.

ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનું શું હશે ખૂણો હશે. છઠ્ઠા નંબરનો જોઈએ આઠ અને ચાલીસ કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે તો આઠ અને ચાલીસ છે તો પહેલા અગિયાર ભાગ્યા બે કરી દઈએ, ગુણયા શું કરી દઈએ ચાલીસ કરી દઈએ minus ત્રીસ ગુણ્યા શું કરી દઈએ આઠ કરી દઈ. okay તો અહીંયા થી ભાગ ચલાવો તો વીસ ગુણ્યા બસો ચાલીસ થઇ જશે. અગિયાર દૂ બાવીસ એટલે કે બસો વીસ થઈ જશે. minus આઠ તારી ચોવીસ એટલે કે બસો ચાલીસ તો અહીંયા બસો વીસ માંથી બસો ચાલીસ બાદ કરો તો answer આવશે minus વીસ પરંતુ ખૂણો ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. તમારો right answer શું આવી શકશે વીસ ડિગ્રી okay? તો વીસ ડિગ્રી નો તમારો ખૂણો હોય હજુ આપણે બીજા બે કરીએ તેમાંથી આઠમા નંબરનો તમારો હોમવર્ક છે okay હોમવર્ક ની અંદર કરવાનું છે ચલો સાતમા નંબરનું જોઈએ. છ અને સોળ કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે નો ખૂણો કેટલો હશે? તો અગિયાર ભાગ્યા બે ગુણ્યા સોળ minus છ ગુણ્યા ત્રીસ. બીજી વસ્તુ કે એવું જરૂરી નથી કે આજે મિનિટ છે okay એ હંમેશા બેકીમાં જ હોય એકીમાં હોય એમાં point માં પણ જવાબ આવી શકે છે okay એવું વિચારવાનું નથી કે અહીંયા હંમેશા બેકી જ આપેલી હોય કદાચ પંદર આપેલો હોય,

તો અગિયાર ભાગ્યા બે ગુણ્યા સોળ minus ત્રણ ગુણ્યા ત્રીસ તો અહીંયા આઠ દુ સોળ થઈ જશે અહીંયા થઈ જશે. eighty eight છ તરી અઢાર એટલે કે એકસો એસી. અઠયાસી માંથી એકસો એસી બાદ કરો તો આન્સર આવશે માઇનસ બાણું શું આવશે માઇનસ બાણું તો ઋણ ના હોઈ શકે એટલે પ્લસ બાણું ડિગ્રી તમારો રાઈટ આન્સર થશે આઠમા નંબરનો હોમવર્ક છે. સિમ્પલ તમારે શું કરવાનું છે અગિયાર ભાગ્યા બે ગુણ્યા બાવીસ માઇનસ ત્રીસ ગુણ્યા પાંચ. simplification કરો જો જવાબ તમારો એકસો એસી કરતા વધારે આવે છે તો ત્રણસો સાઈઠ માંથી બાદ કરી દો જો જવાબ તમારો ઋણ આવે છે તો તેને ધન કરી દો. જોઈએ છે કેટલા લોકોનો આન્સર સાચો પડે છે સિમ્પલ છે ગણાય એવો જ છે સૂત્ર આપેલું છે બે નિયમો છે એના ઉપરથી તમારે ગણવાનું છે i hope so તમારો જે પ્રકાર નંબર પાંચ છે, જેની અંદર કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બને? i hope so તમને આ પ્રકારના દાખલા હવે જો પૂછાશે તો તમને આવડશે. okay i hope so હવે આપણે જોઈએ છીએ પ્રકાર નંબર six ઉપર પ્રકાર નંબર six શું કહે છે? કલાક અને મિનિટ કાંટાની સ્થિતિના આધારે દાખલા ઘણા બધા લોકો આ દાખલાની શું કરે છે ignore કરે છે પણ ignore ના કરો આ ટાઈપના દાખલા પણ હવે exam ની અંદર પુછાય છે.

હું ક્રિષ્ણા વાઝા બોલું છું. મેં તમારા પાસેથી fridge અને center table લીધેલું છે. પણ તે બન્નેજ damage નીકળેલા છે. અમે પંધર જાનેવારીના લીધેલું છે.

અને હરિ સુધી કોઈ તમારૂ માણસ બી નથી આવેલું ઐયાં! check કરવા કે fitting કરવા કે! મારા જ નામથી લેઢેલુ છે મેં. ક્રિષ્ણા વાઝા ના નામથી.

હાં, deleivery તો પહુંચી ગયી છે. પણ એમાં એનું wire fridge નું wire damage નીકળેલું છે. અને center table માં બહુજ scratches છે. નઈ. ત્યારે તો કય્યા જ problem તો. અને ત્યારે તો discount પણ હતું. એટલે અમે લીધેલું છે. સારું એવું discount હતું. પચીસ ટક્કા એવું discount હતું.

નઈ, આમાં બહુ જ જ્યાદા scratches છે અને મોટા મોટા scratches છે. અમે જયારે ન્યાં જોયું હતું, ત્યા હતું અલગ અને અત્યારે પણ અલગ દેખાયેલું છે ત્યા મે જોયુ, ત્યારે એમા scractch કઈ નતા, અને ત્યારે અલગ જ એનો look હતો. અય્યા આવિને તો તમે આ જોવૂજ ન બળતો સબ different જ ટેબલ દેખાય છે અને બહુ જ્યાદા scratches છે આ table માં. હાં, અને fridge નું wire damage છે. હાં વાયર જ આખો damage છે. એ અટલે કે કા તો કેમ થી ઘસાઈને ટુટી ગયો હોય અથવા તો કઈ રીતે કપાઈ ગયો હોય. એવી જ ઓકે, મારે ઈ table તો replace કરવુંજ છે. મારે ઈ table જોતુંજ નથી. કયાંકે ન્યાં look અને અય્યા look સબ different જ છે.

કઈ રીતે થ્યુ છે? સુ છે હું નથી કદા ચાલો. આવામાં પણ થઇ ગયું હોય કે હું હોય.

હાં. એ bill ના number ને એ બધું તો મેં સાચવીને રખેલુંજ છે. અમે અજુ સુધી કઈ એનો ઉપયોગ તો કયરોજ નથી. કારણકે fitting ના થાય તો ઉપયોગ કેમ થાય?

ના મને આ જ વખતે અને એની પેલા પણ બહુ ખરાબ experience રહ્યો છે અને આ વખતે પણ મને જેવો જોઈએ એવો experience ના મલ્યો. અને પેલા તમે મને કે એમ કીધું તું કે હવે next time એવું નહિ થાય. કે I am sorry. અહીંયા મેં last time મેં AC પણ લીધું તું. તમારા પાસે થી તો આજ problem આયવો તો કે AC બંધ થઇ ગયું હતું. અને બહુ જ ઉનાળો હતો. ભર ગરમી હતી. ત્યારે અમે બે વખત complaint કરી ટી તોયે. છતાંયે કોઈ વ્યક્તિ કરવા આવેલું નથી. કે repair કરવા આવેલું નહિ કે એમાં શું problem છે? કે શુ થયું છે કોઈ જોવા જ નથી આવેલું. પણ અમે ત્રણ થી ચાર વખત complaint કરેલી પણ ક્યાં આવેલો માણસ તમારો વિચાર તો કરો એ પણ અમે કઈ બીજાને કઈ હા અમારો માણસ આવી જશે હા અમારો માણસ આવી જશે. પણ ક્યારે આવશે